જે નિશાળ કે સ્કૂલ નું હોય એવું લાગી રહ્યું છે અને બધા છોકરાઓ પોતાનુ કાર્ય કર્યા હોય એવું લાગી રહ્યું છે અને પાછળ તરફ મેડમ ઉભા રહ્યા છે.

અને તીજો એક કલર છે એક ગુલાબી જેમાં ડુટી ફુટી પણ આવેલી છે.

ઉપર તરફ જોઈએ તો લાઇટ પણ છે અને જેમાં લખ્યુ છે કોન્ટેક્ટ નંબર .

મસ્ત મજાનું ઝાડ અને અંમ સ્વચ્છતા ધરાવતું એક--

બે બસો અહીંયા ઊભી રહી છે અને નીચે તરફ જોઈએ તો ઘણા બધા મુસાફરો પોતાનું સામાન લઈને જતા હોય એવુ લાગી રહ્યુ છે.

ઘણી બધી દુકાન દુકાનોના નામ અને ઘણુ બધુ દેખાય રહ્યુ છે જેમા ગાડીઓ ઘણી બધી છે જ્યાં માણસો દુકાનમાં ખરીદી કરી રહ્યા દેખાય રહ્યા છે.

આ ફોટો એક મંદિરનો લાગી રહ્યો છે જેમાં ઘણા બધા ઝાડવા અહિયા ઊભી રહ્યા છે.

જેની આગળ ખ ખૂબસુરત અન્નપૂર્ણા લખેલુ છે અને આગળ બે ગાડીઓ ઉભી રહ્યો છે જેમાં રંગ બેરંગી ગાડીઓ હોઈ--

ઘણી બધી ગાડીઓ આવતી જતી હોય છે જેમકે અહીં એક ગાડી આવી રહી છે અને એક રિક્ષા બીજી તરફ જા રહી છે.

બે કસ્ટમર દેખાય રહ્યા છે દુકાનદાર અને ઘણુ બધુ સામાન અહિયા દ્દેખાય રહ્યુ છે.

લગ્નની આનંદ લેવા માટે જાતા હોય છે અને લાઈટો પણ સુંદર છે.